કિનારો પણ જોવા મળી રહ્યું છે પાણી પણ જોવા મળી રહ્યો છે અને એમાં ગ્રીન મસ્ત એવા વેલાઓ પણ છે.

આ પિક્ચર માં આપણને એક વ્યક્તિ જઈ રહ્યો દેખાય છે પણ આપણને પછાડી ત્રણ વ્યક્તિ પડછાયામાં દેખાઈ રહ્યા છે.

આજુ બાજુ ખાણ જેવો ખાડા જેવો પાણી બધું વિસ્તાર વાળું દેખાઈ રહ્યું છે.

બહાર આગ લાગી ગઈ હોય તે માટેનું ફાયબ્રિકેટ નું એ પણ મુકવામાં આવેલી છે.

આપણને નીચે એક પાર્ પાર્કિંગ માટેનું બોર્ડ દેખાય છે ડુ નોટ પાર્કિંગ યોર વ્હીકલ .

અને ત્યાંથી બધા ખરીદી કરી સકે છે એ શાકભાજી માર્કેટ છે.

અને વસ્તુમાં જોકે શોકેસ ટીવી કેસ જેવું બધી વસ્તુઓ આપણને દેખાય છે.

એમાં આપણને દેશી ખાવાનું મળે છે જેમ કે ગુજરાતી પંજાબી રાજસ્થાની કાઠીયાવાડી સાઉથ ઇન્ડિયન એન્ડ ચાઈનીઝ .

ખાવા માટે આજુબાજુ દેખાય રહ્યા છે અરીસામાં પણ અહીંયા કોઈને --

આ પિક્ચરમાં આપણને અંજલી સ્ટીલ ફર્નિચર માટેની દુકાન છે જેમાં મને સ્ટીલ એટલે કે સ્ટીલ બધું મળે છે.